આજે ઠંડી પડે તેના લીધે થી પાણી પાણી આજુબાજુ માંથી પાણી પડે છે. ખાલી જગ્યા એમાં બધું માચરો પૈદા થાય છે, બધું થાય છે એમાં બીમાર પડે પછી. અમ તો અપ ની safety આપ ને રાખે એટલું સારું અમુક લોકો જે નથી રાખતા safety અને ખુદ નું નથી વિચાર તા ફેમિલી નું નથી વિચારતા કચરો આમને તેમ નાખી દે છે. બધી વસ્તુ આપણે પણ જોઈએ. આપણે safety રાખવી જોઈએ સાચી વાત છે બોલ કેવું ચાલે છે. બીજી બાજુ શાંતિ. યાર સ્કૂલ ની બહુ યાદ આવે છે. મને તો

બધા friends ભેગા થઈ ને. લંચ બધા સાથે. સાથે સ્કૂલે જતા તને યાદ છે આપડે બધા તો કલાસ માં જતી તી અને અમે લોકો શારદામાં હતા ત્યારે યશ ખુશી ને બધા ની બધા ઘણી મજા આવતી તી ને સવાર સવાર માં ઉઠાય નહિ ને યશ ખુસી ને બધા આપણે બધા જતા તા. બધાને એક ભીજાને બૂમો પાડવાની ને બધાને હા સવાર માં તારી નથી આવાનું સવાર માં પછી પેલા કે તારે નથી આવાનું એતે થી એકબીજા ની સાથે કરી ને જવા નું.

આને બોર્ડ ની એક્ષામ માં કેટલી મજા આવતી હતી બધા કેવા તૈયાર થતા હા યાર અમુક લોકો તૈયાર થયા થવા માટે આવતાં હોય ને એવું લાગતું હતું. બાકી તો mostly તો છે. સિમ્પલ છોકરી હોય આપડા જેવી. એ તો ભણવા માં ધ્યાન આપે. બોર્ડ ની એક્ષામ પણ બૌ માસ્ટ ગયી એમ સરસ ગયી અને ટ્વેલ્થ ની પુરી ખરાબ ગયી કેમકે અમૃ તબિયત જેયારે પેપર હતું ત્યારે મેં સાંભળ્યું, તું મેં સાંભળ્યું હોય અમારે ત્યાં પેલા રેહ છેને તે કહેતા હતા કે પ્રીતિ ની તબિયત બહુ ખરાબ છે. મેતો કીધું યાર એની તો એક્ષામ ચાલે તો કઈ રીતના થયી ગયો એમ વિચાયરું તું તને તો દાખલ કરી હતી. તેમાં દખલ કરી તી તને. હા દાખલ કરી હતી. યાર મને એટલું દુખ થયું તે આવા નું કરતી તી but

એટલા માટે મમ્મી મને ના પાળે હસે but મારી friend છે એની તો તબિયત પૂછવા તો જાઉં પડે ને? મારો બર્થડે મારો બર્થડે હમણાંજ ગયો અગ્યાર માં મહિના ની ત્યારે ફરવા જવાનો plan હતો પણ ના ગયા મારા પણ બર્થડે હમણાજ ગયો ત્રીસ ઓકટોબર ગયો ત્યારે અમે ગયા ગયા હતા કે કેમ કે આહ મારી friend હતી એ ના પાડ તી તી કે નઈ જવું તો મેં કીધું કરેં. નાસ્તો લાવી ને જમી લેતો મમ્મી એને બધાને મમ્મી લોકો જોડે enjoy કરીલીધું તો ત્યારે. એ ફરવા ગાયિટી પણ એકલી ગાયિટી બરોબર કોણ કોણ ગયા તા એકલી ગયી ત્યાંતી જીજુ ને બધા અમે ક્યારે marriage થયી ગયા marriage ક્યારે કરી લીધા તેમ તે fiance છે મારા જીજુ આવે આટલી મણિ ઉમર માં ક્યાંથી સાચી વાત છે આટલી નાની ઉમર માં થોડી marriage કરાય યાર એવું તોહ બધાએ બૌ બધાએ કીધું marriage નું એવી બધી વાતો તો બૌ બધી આવી પણ અત્યારે થોડી કરવાનું હોય તો અત્યારે થોડી age છે કઈ કઈ મૂવી જોવી તમે એ મારે તો મૂવી જોવા જવાનું મને તો મારી favourite મૂવી તો છે. સનમ તેરી કસમ અને ઓલું છે ને એક વિલ્લન એ વાળી મૂવી મારી favourite છે. મને બૌજ ગમે છે. favourite મૂવી તો કબીર સિંહ છે ને છે અને પેલું માર્જવા પીચર ચેને હા મસ્ત મૂવી છે આ જવું છે કોઈ દિવસ જોવા માટે અત્યારે નવા ઘણાં જ ઘણી ફિલ્મ્સ આવે છે. but જવાનો ટાઇમ જ નથી મળ તો ને જવું છે. કોઈક દિવસ આ thirty first જવા નું વિચારે છે. thirty first આવે છે ને અત્યારે નજીક જ છે, હવે જઈશું તું આવીશ? હા મલ્લિકા મેઘા ને બધા જઈશું તું આવીશ? હા હું આવીશ વાસ્તવિકતા ને પણ કહીશ સારું તમે ખાને સરી ઓલી મારી એક friend છેને અમિશા એમ ને પણ લઇ લઈશુ. સારું તો હા, એને પણ લઈ લેશો તો વધારે બધા સાથે તો વધુ મજા આવે. જેટલા વધારે લોકો ને તો એટલી વધુ મજા આવે. તો તું આવીશ ને? પાકું આવીશ.

હા મને પણ યાર બાકૂ મજા આવે છે આપણે બધા ભેગા થઈ ને જઈશું તું આવશે ને તું તો. ઓળખે છે ને? હું ઓળખું છું એમ ને? એમ ને ઓળખું છું. ઘણી મજા આવે બધા જયીશું ભેગા થઇ ને મારી બેન ને બધા જયીસુ તો આવશે. અને. મમ્મી પપ્પા ને ઘરે. કહે જવું છે કહી ને જવું છે ને આપણે તો. સારું તું ધ્યાન રાખ જે ઉતરાણ આવે છે બઉ ધાબા પર ચડી ને પતંગ નો ચગાવતી. હું હવે પતંગ નથી ચગાવતી કેમકે નાનપણમાં જયારે પતંગ લેવા ગાયતી ને નાનપણ માં આપડે કેવા નાના હા નાના હોય ત્યારેતો આપણે કઈ મગજ ના હોટ તને ખબર છે અમીષા ના ધાભ પર હું પતંગ લેવા જ્યંતી હતી એટલે તો હું પાછળ પડી ગયી હતી હે એવું થયું હતું એટલે તને ત્યારનો તને ડર લાગે છે ઉત્તરાયણ થી મને તોહ પતંગ ચગાવો તો ગમે છે પણ આવડતું નથી ને એટલે હું નથી ચાગતવી આવડે છે. પતંગ ચગાવવા નું પણ મને એવું ફિલ થાય છે. કે પતંગ ચગાવતા ચગાવતા આપણા ને જોડે ખેંચી લેશે એટલે દર લાગે છે એવું લાગે છે મને તો એવું નથી લાગતું હું તો લોકો ની ફિરકીજ પકડું છું હું તો બધાના બધાના ઘરમાં ચુને એટલે પેલા તો બધાને પૂછી લે પછી ના પડે ને તોહ એ લોકો ચગાવે કેમ કે એલોકો ને ખબર છે આ જાય પછી રીસાયી જાય

જીધ કરશે હા જિધઇ બૌ છે આમતો તું જીદી તો ઘણી હોયીટ્સ ના~નાના હોય આપણે ધર માં નાના હોય છે જેને જીદ જે સાંભળતા હોય પુછાય લેવાના જેને તે પુછાય લેવાના નાના છે એનો ફાયદો ઉઠવાનું હા હું પણ ઉઠાવું છું ઘણું ફાયદો પણ નાની નથી તો પણ ફાયદો તો હું ઉઠાવું છું. હું આમ તો નાના હોય એટલે જે વસ્તુ આપણે જોઈએ પણ મળી રહે જીદ પણ વધુ જીત ન કરવી જોઈએ, કારણ કે મમ્મી પપ્પા ને પણ થોડું સમજવું જોઈએ ને પછી આપણે આપણી જીત પર રહી એને પછી એમ ને થોડી હેરાન કરતા હશે. actually ખાવા પીવાની જીદ કરી બાકી એટલી બધી અમુક વખતે મમ્મી પપ્પા ને વાત સાંભળવી જોઇએ ને બધી વાતચીત ન કરવી જોઇએ તો વધારે જીદનો કર તે. સારું ચલ ધ્યાન રાખ જે હા તારું અને બહુ વધારે બહાર નું ન ખાતી નહિ તો બીમાર થઈ જઈશ. નથી ખાતી સારું સારું આપડે કોક દિવસ મુલાકાત લઈશુ મુલાકાત લઈશુ ઘણા દિવસો થી એકબીજા ને જોયા. ઘણા દિવસો થઈ ગયા મળીએ બધા friends ભેગા થઇ ને જઈએ અને પછી મળીએ તે મૂવી જોવા નું તો નક્કી કર્યું છે. આપડે હવે મળીશું તો ત્યારે કરીશું ઠીક છે. કાલે જ હાજી પરમ દિવસે જ બસ માં ભી માંડેલો હા એ તો ઘણું આગળ વધી ગયું છે ને તો બોલ તો પણ નથી.

હા યર બધા એમ ના future ને તો ભાઈ છેલા ભાઈ તો. એ તો મારો ભાઈ છે.

દ્રવ્ય સેવન હોમત થનયા વેઘ નું ધરણ અધિક ભોજન કાયમ સેવેન ક્રમ નું ત્યાં કરી આવી દીધી. સિદ્ધ પુરુષ લગન નું આહારનું સેવન ગરમી શ્રમ અને ભય થી પીડિત અવસ્થા અધુરસ્ત સિદ્ધ અઢી ન અબોધન અટસેન પાવન આદિ પાંચ કર્મો માં નિસેની સેવન કરવું. અન્ન દઈ માછલાં અભિલવાન અમ્લ પદાર્થ નું સેવન અડદ મુડા પિસ્તા, દય, દૂધ, ગૂડ નું સેવન અન્ના વચન રહ્યા પછી ટીનરસ નીન્દ્ર બ્રાહ્મણો વડીલો અપમાન વગરે આચરણ કરનાર મનુષ્ય પુસ્થ થાઈ છે. ઉપરાંત કારણના સેમથી માસ અને જલ લસિકા ને ઉત્પન કરે છે. આમ સાત ધ્રાવ્ય પુસ્પ ની ઉત્પતિ માં કરયારૂપ છે. આ સાત ધ્રાવ્ય ઋષિક તેના આધાર પ્રકાર ની

પ્રજા ના વેદના અધિક વેદના ઉત્પતિ અને અંગો માં સૂન્ય થાઈ રીક્ષિત મ કાકરા એક પુસ્થ અગિયાર પુસ્થ એમ આધાર પુસ્થ ના લક્ષણો સિંભ ના વૃક્ષ પર થી પાટડી ધ્વજાઓથતી હોય તને કપલ પુસ્થ કહે છે. વેટ રકતા વર્ણ સ્થિર ઊપસેલ મંડલ યુગ મંડલ પરસપરમાયલા કાસ્ટ સાધ્ય અને મંડલ પુસ્થ કહે કઠોર રક્તા કિનારી વચ્ચે થી અવર્ણ વેદના રૂસયા હરણ વેટ લાલ કિનારી યુક્ત રક્ત મડિયું ઉન્નત અને કહે.

વીસેશ કપાલગી દુસ્થ જ્ઞાન થઈ છે. વટડી વીસેસ લક્ષણો થી વીસેશ ગોપાલ અઢી પુસ્થ જ્ઞાન થઈ છે. કપલ અઢી પુસ્થ વીસીસ્થ લક્ષણો થી વતાડી કારણ ને વતાડી કારણ ગોપાલ અઢી પુસ્થ કરે છે. પુસ્થ માં વૃક્ષિકા કઠોરતતા લક્ષણો છે દાલ અલી મસદવ પાક

ઊદ્ધિમાન વિધ્ય સર્વ લક્ષણો છે પુસ્થ વીસેશ સરવા ના લક્ષણો છે અંગો ખોવાઈ ગયા હોય કલ્પ વારંવાર પ્રયોગ કરવો સૂન્ય વાયુ તુરંત જ બને છે સરીર માં ઉજવ પ્રદેશમાં થનાર પુસ્થ જ્યારે હૃદય પ્રદેશ ઉદસ્તાવો માં દોષણ પટોલ લીમડાના રસથી મધ, જેથી મધ એવામાં દ્રવ્ય છે માટે તોડવા માટે શ્રેષ્ઠ છે ઉત્તમ મધ્યમ પેયડી કરમ કરવો છે. દારૂ દૂધ અને તેલ મેળવીને આસ્થા બાપ પ્રધાન પુસ્થ ના બધુ આપે છે. આપવાથી ફ્રીજ માં પડેલા પુસ્થ કૃમ્ય નાશ કરે છે.

આનુ પશુ પક્ષી ના માસ ને ગરમ કરી પોટલી બનાઈ શ્રેધાન કરવું અને જેથી ઉપસી આવેલા મોડલનું તીક્ષણ શસ્ત્ર દ્વારા લેખન કરી રક્ત કાઢવું. દોષો અલ્પ માત્રામાં છાણી પ્રયોગ કરવો અથવા ધ્યાનથી સરખા કરીને છોડો દ્વારા રક્તનું નિવેદ કરવું. પુસ્થ રક્તદોષ રકતા મુક્ષણ થી દૂર થયો હોય તેઓ ને નીરાજન થી પુસ્થ સુધી પુસ્થ ઉપર જ લેપો લગાડવાથી સ્પળધા પ્રાપ્ત થાય છે પુસ્થ માં યુગ નથી તેની તે પુસ્થ પત્થર સમાન પુરુષ સ્વાર્થ જ્ઞાન રહી.

જે પુસઠ શબ્દ લીમડાના પાન અથવા તો સમુદ્ર લેપ લગાવવા છે સામાન્ય સર્વ પ્રકારના પુસ્થ ના તેનો ઉપયોગ કરવો છે છે. એકજ પુસ્તો માં થી દ્રવ્ય અને રકતા પીઠ નાસક બાઈ શ્રેસ્થ બ્રેવ બતાવ્યો છે તેનો પ્રયોગ કરવું આ રીતે બતાઈ છે. સર્વ દુષ્ટ હવે ધ્વજા ના દોષ થી ઉપદેશ કરું છું. પરવર નું સેવન કરવું.

લેલીતમ નો આ પ્રયોગ કરવાથી જાતિ નાશ થાય છે. વાંદક સુવર્ણ વાથી પુસ્થ ના રોગી નું સેવન કરવું. તે ભારત વજ્ર હેરા ની પુષ્ટિ સેવન કરવું. ગરમાળાના વિશેષ કરીને પગ સૂન્ય પુસ્થ ને અધિક લાભકારી છે. તજ પુસ્થ રોજ નું નાશ થઈ છે. જુના ધાન્ય જંગલ પશુ પકક્ષીના માસ મગની દાળ વાવડિંગ સરસ્વતી ના હરડે આ બધા જ દ્રવ્ય સમાન ભાગે લઇઝડ માં લેપ કરવો પુસ્થક માટે શ્રેષ્ઠ છે.

ને તો રાદ્રવ્ય નું

નાશ કરે છે એક દ્રવ્ય નાશ કરે છે ખેર અસંગ દેવદા લીમડાનો એક ધ્રાવ્ય નાશ કરે છે. પટ્ખડો કરે. એ મૂળ હીરા કૂવાડિયો લીમડો વાવડિંગ નાશ કરે છે પણ જીવનથી કપિલ લોહીના પોઈ તેલ નો પાઠ કરવો. તૈયાર થઈ એટલે ગાડી માં રાડ થાય છે તથા તરણા પુષ્ટિ એક પુષ્ટ નાશ થાય છે સદુપયોગ કરે નાશ થાય છે. તેથીમ નો લોડ નો લીમડો ચંદનના શીતલ રસો સ્નાન પન માં ઉપયોગ છે. પોસ ના રોગે પાન ને નિહારવિટી ના નિર્માણ પરિસીદ વાવડિંગ પ્રયોગ કરવો જોઇયે. વાવડિંગ અપેક્ષા ઉસ ના પીડિત રોગી માં શરીરમાં પડતું હોય તો ખવાઈ ગયા. હોય તો ગૌમુત્ર સર્વ શ્રેષ્ઠ છે. હમ માલ પૂર્વક સર્વ પ્રકારના મલય, કાળા ઉંદરા નો રસ ને ગોળનો પ્રયોગ કરવો જોઇયે. રોગીય સ્નેહ બાળા અનુસાર માત્ર ધ્વારા પછી ત્રણ દિવસ સુધી સેવન કરવું.

ઉમરી પ્રાપ્ત એક વાર પ્રયોગથી શ્રેષ્ઠ છે. સ્પષ્ટ પ્રતિ

પાચનક્રિયા ના અભ્યાશમાં રસ હતો જેમને પોતાની જિજ્ઞાનાશા સંતોષવા માટે કુતરા પર પ્રયોગ અમ અભ્યાશ કરતા કરતા તેમને અભિસંદનો વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય પતિપશ્ચ અભિસંદનનો મહામુલ ભેટ મળી. પાવલોને ઓગણીસો ચાર માં તબીબ વિજ્ઞાન ક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયન થયું હતું. પાવલોએ પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું છે. જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિત ઉભો રાખી અને તેમાં મામ માટી ફરતી લાળરસ

જોતા જ કુતરાના મોમાં લાળ સરી આ લાળ સરવાથી પ્રતિક્રિયા ખોરાક જોતા જ જોવા મળી હતી જે હક પ્રતિક્રિયા અને હવે તેની ઘંટી વગાડી જેના અવાજ થી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી હતી. પરંતુ પછી ખોરાક રજુ થતા કુતરાના મોમાં લાળ સરક જોવા મળ્યું હવે તેમને ખોરાક અને ઘંટી બંને રજૂઆત વારંવાર એક સાથે કરી આમ આ પ્રકારની રજૂઆત માં ધૂન રાવર્તની ફક્ત ઘંટડીયો અવાજ સંભળાતી કુતરાના મોમાં લાળ સર્વની પ્રતિક્રિયા જોવા મળી ઘંટીનો અવાજ માત્ર સાંભળાય ને કુતરાનો ખોરાક આપેક્ષે જન્મ થી હતી જે કૂતરાં મોમાં થી લાળ સરતા માટે જવાબદાર હતી. પાવલોએ આ પ્રયોગ ફક્ત આટલેથી જ ન અટકાવામાં તેમાં વિવિધ પ્રક્રિયાનો લાવીને શાસ્ત્રીય અભિસંદનનો સિદ્ધાંત

અભિસંધાનનો પ્રયોગ વિશેની સાદી સરળ ભાષામાં સમાજ મેળવી પરંતુ મનોવિજ્ઞાન વિદ્યાર્થી હોવાના નાતે પ્રશિષ્ટ અભિસંધાનનો સમજવા માટે તેના કેટલાક પરિભાષિક શબ્દને સમજ મેળવવાની અનેક વાત છે. અનઅભી જે ઉદિષ્ટ કુદરતી સ્વભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય અને અનઅભી સંદન ઉભી પગ કહેવાય છે. પાવલોએ પ્રયોગ કૂતરાની સામે ખોરાક રજુ કરતા સાંજે કુતરાના મોમાં સ્વાભાવિક રીતે લાળ સરે છે. આમ આવી અનઅભીસંધિક પ્રક્રિયા ઉત્પત્ર કરવા માટે જવાબદાર હોય. તે ઉદિષ્ટ અને અનઅભી સંધિ ઉંધી પગ કહેવાય છે. અહીં ખોરાક જ અન ભિસંન્ધિક ઉંધિપદ છે અનધીશનધિક પ્રક્રિયા કોઈ પણ પ્રકારના જોડા ભિક્ષક અભીસંધાન થયા પેહલા જ પ્રક્રિયા જોવા મળે છે. પ્રતિક્રિયા

પાવલોએ પ્રયોગ કૂતરાની સામે ખોરાક રજુ કરતા સાથે કુતરાના મોમાં લાળ સરવાની સ્વાભાવિક પ્રક્રિયા જોવા મળે છે. જે

અનઅભીસિદ્ધ પ્રક્રિયા જેવી પ્રક્રિયા ઉત્પાક કરવાની શકે તે ઉંધીપગને અભિછંદીત ઉપદરડી કહેવાય છે. પાવલોવાનો પ્રયોગ પોતાની સામે ખોરાક રજુ કરતા પેહલા વારંવાર ઘંટડીનો અવાજ રજુ કરવાથી અફસર ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરામાં મોમાં લાળ સરવાની પ્રક્રિયા જોવા મળે છે. ખરેખર તો લાળ સર્વની પ્રક્રિયા જરવાની પ્રક્રિયા થાય છે. આમ આ સમર્ગ ઘટના કૂતરાને મળેલા શિક્ષકનો પ્રશસ્ત નિદેર્શ કરે છે. આવે અભિસંધિક પ્રક્રિયા ઉત્પાક કરવા માટે જવાબદાર હોય છે. ઉંધીપગને અભીસંધન રૂઢિપાગ કહેવાય છે. અભિસંધિક પ્રક્રિયા જે પ્રક્રિયા જોડાણ પેહલા જે તે ઓડિપગ સાથે ન હોતું પરંતુ શિક્ષકાએ મહાબળ ચોક્કસ ઉંધીપગ રજૂઆત કરતા જે ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભીસંધિક પ્રક્રિયા કહેવાય છે. પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ

આકર્મ દ્વારા વધુ સ્પષ્ટ કરી સમજાય છે. લીલોપન પ્રાણીમાં એક વાર સદ્ધિસંધાન જાય ત્યારે સતત અભિસંઘી ઉંધીપગ સાથે જો અનઅભીસાંધિક ઉંધીપગ ન આપવામાં આવે તો એટલે કે પ્રબળની ગેરહાજરી માં સંપર્ક અભીસંધાનનો ઉપ્ત રાઠો જોવા મળે છે જે વિલોપન તરિકે ઓળખાય છે. ઉંધીપગ સમણીય કરણ સામાન્ય કરણ એટલે એ ઉંધીપગમાં જોવા સમાજ સમાન લાગતા અન્ય ઉંધીપગ ને પહેરવાની ઉંધીપગ સમજીએ અભીસંધક ની પ્રક્રિયા ઉતપગ કરવાની સત્તા અભિસંન્ધિક ઉડિપીગ સાથે સામાન્ય ધરાવતા અને કોઈ પણ વિવિધ ભક્તિ પણ અભિસંધિક પ્રક્રિયા જોવા પ્રક્રિયા ઉતપગ થાય જોવા મળે તો ઉંધીપગ સામાન્ય કરણ થયું કહેવાય. પાવલોમાં ને પ્રયોગ ઘંટડીના અવાજ દ્વારા ઉતપક થતી કુતરાના મોમાં લાળ સારવાર પ્રક્રિયા જો વીતેલી બજારમાં અવાજ દ્વારા પરઉત્પક થાય તો કુતરા એ ઘંટડીના અવાજનો ભક્ષણ અવાજ સાથે સામાન્યકરણ કર્યું. તેમ કહી શકાય ઉધીપગ ભોજ ભોદન એટલે જે ઉંધીપગ વચ્ચે તફાવત સરખાવ્યો આપણે અગાવ જોએ તો કુતરાના ઘંટડી સાથે જોવા મળતી પ્રક્રિયા કૂતરામાં બજાર સાથે પણ જોવા મળી કારણ કે કૂતરાએ ઘંટડીના અવાજ નું ભજન હવા સાથે સામાન્યકરણ કર્યું. પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બજારના અવાજ પછી ખોરાક આપવામાં નહિ આવે તો ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બઝર અવાજ વચ્ચે ભેદ પારક ફીકી જશે આમ આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવાથી બઝારના અવાજ સાથે થતો લાગણીઓ ઓછું થઈ ને બંધ થઈ જશે આમ થવાનું કારણ એ છે કે કૂતરો કે ઉધીપગ વચ્ચે તફાવત પારખતા શીખી જાય છે. કિનરો કારણ અભીસંધાનનો પ્રયોગ રશિયન શાસ્ત્રી પાવલોકે ગેન શાસ્ત્રીઓ અભીસંધાનો પ્રથા કયો બે જ પ્રણા બે એક કિન્નર સમાન અમેરિકન માનો વૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનકે કારણ ક્રિયાત્મક અભીસંધાનનો મહામૂલ્ય ભેટ આપી છે. કારણ અભીસંધાનમાં શાસ્ત્રીય અભી સંધાન ના કરતા જુદી વિચારણની જોવા મળે છે. શાસ્ત્રીય અભીસંધાનમાં પ્રાણી કોઈ પણ પ્રક્રિયા ના કરે પ્રાચીનકાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુધ્ધો લડ્યા અને વિગતોથી ઈતિહાસમાં પુષ્ટ ભરાયેલા છે તેમ છતાં આ યુદ્ધમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક દબાવ ધરાવતા યુધ્ધો મોટાભાગે આધુનિક યુગમા બે મહાયુદ્ધ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ નો સમાવેશ કરીશું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વ કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રધનની સ્થાપના કરવામાં આવી પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યુ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયકરતા માનવજાતિની શાંતિ અને સ્વતંત્ર રક્ષણ માટે પ્રયાસોને પૂર્ણ એકવાર જરૂર સમજાય પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાન થઈ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ અમુક થી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુ દર્શાવવામાં આવ્યા છે આ હેતુ નીચે પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ની સ્થાપના કરવી એ માટે શાંતિ ને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આંકડા મંગ તે શાંતિ ભંગ પૂત દબાવી દેવા અસરકારક સમયે પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાનો શાંતિમય સાધના દ્વારા ઉકેલ લાવો બીજો આત્મા નિર્ણય તથા સમાન હક ના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા ત્રીજો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક કે માનવતા વાદી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સંયોગ પ્રાપ્ત કરવો જાતિ ભાષા કે લિંગ ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતા કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો ચોથુ આસમાન જેસિદ્ધ કરવા માટે તમ કામ કરેલા જુદા જુદા રાષ્ટ્રના કાર્યના વચ્ચે સોમાજતા લાવનર કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરવું ઠંડુ યુદ્ધ ઓગણીસો પિસ્તાળીસ થી ઓગણીસો બાસઠ કારણો અને પરિણામ બીજા વિશ્વયુદ્ધ નું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાંસ જેવી મહાસત્તાઓ ની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયા એ લીધી યુદ્ધમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા એકસાથે રહ્યા પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિથી વિચારસરણી ભીન હોવાના કારણે અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા થી અલગ પડે યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજ્ય કરણમાં કેન્દ્રસ્થાને રહી બંને બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા આ ગાળામાં દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથમાં વેચાઈ ગયું સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીયકરણ થયું એટલે આ સમયગાળાને દ્ધિધ્રુવીય ઈસ્ટ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ યુદ્ધ પછી આ બે મહાસત્તાઓવચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું સત્તા